સ્ટેજ ની આજુબાજુ ફૂલો છે ફૂલોની આજુબાજુ માણસો કામ કરી રહ્યા છે.

લોકો કૉફી ખરીદવા આવ્યા હોય તેવા દર્શાવી રહ્યા છે.

આ એક દિવાળીનો માહોલ હોઈ તેવુ લાગી રહ્યુ છે ચારે બાજુ લાઈટો છે.

પાન પાર્લર ના ફોટા છે એપોલો ફાર્મસી ની દુકાન છે.

આ એક રસ્તો છે જે રસ્તો ક્રોસ કરતાં ઘણા બધા છોકરાઓ દેખાય રહ્યા છે.

વોટરપાર્ક ની અંદર ઘણી બધી રીંગો મૂકેલી છે.

ગાર્ડન ની આજુ બાજુ મ્હેંદી પણ વાવેલી હોય તેવુ દેખાય રહ્યુ છે.

આ કોઈ આરોગ્ય ખાતાનું ફોટો હોઇ તેવુ લાગી રહ્યુ છે.

પાર્ક નાં ઈનોગરેશન નો ફોટો છે સરસ મઝાનાં ફુગ્ગાઓ ચારેબાજુ લગાવેલા છે.

અને સરસ મજાનો ગેટ એ લોકોએ દર્શાવેલો છે ચારે બાજુ ફુગ્ગાઓ છે.

આ એક મોલ નો ફોટો લાગી રહ્યો છે મોલ ના ચારે બાજુ રેક છે.

રેક ની ઉપર પોસ્ટર લગાવેલા છે જેમા ભાવ દર્શાવેલો છે.

પીલ્લર ની સાઈડ માં અલગ અલગ પ્રકારની કારો ઉભેલી છે.

રાહ જોઈ રહેલો છે એ_ટી_એમ નું નામ ક્યુબ એ_ટી_એમ દર્શાવેલું છે.

ને સરસ મજાનો કોરીડોર કરેલો હોય તેવુ દ્રશ્ય દેખાય રહ્યું છે.

રસ્તાની વચ્ચે છોકરાઓએ કોઠી સળગાવેલી છે.

બ્રિજ છે બ્રિજ ઉપર એક માણસ ઉભો રઇને તળાવની નીચે--

બનાવેલું છે ચારે બાજુ વૃક્ષો ઉગાડેલા છે અને સરસ મજાનું ખેતર હોય તેવું લાગી રહ્યું છે.

જાંગ્યા બન્ટી તેવું અંદર મડતું હોય તેવું દેખાય રહ્યું છે ટીશર્ટ પણ મળે એવું પણ બતાવી રહ્યા છે.